પ્રથમ સી પ્રોગ્રામ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું સરળ સી પ્રોગ્રામ કેવી રીતે લખવું તેને કમ્પાઇલ કેવી રીતે કરવું તેને એક્ઝેક્યુટ કેવી રીતે કરવું આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ સમજીશું
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ આવૃત્તિ 1110 અને ઉબુન્ટુ પર જીસીસી કમ્પાઈલર આવૃત્તિ 461 નો ઉપયોગ કરી રહ્યી છું
આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે તમારે ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ અને એડિટર સાથે પરિચિત હોવું જોઈએ કેટલાક એડીટરો વિમ અને ગેડિટ છે આ ટ્યુટોરીયલ માં હું ગેડિટ નો ઉપયોગ કરીશ
સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ httpspoken tutorialorg જુઓ
ચાલો હું એક ઉદાહરણ દ્વારા સી પ્રોગ્રામ કેવી રીતે લખવું તે કહું
તમારા કીબોર્ડ પર Ctrl Alt અને ટી કીઓ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો
હવે ટેક્સ્ટ એડિટર ખોલો
તેથી પ્રોમ્પ્ટ પર ટાઇપ કરો ગેડિટ સ્પેસ તલ્ક ડોટ સી સ્પેસ પ્રોમ્પ્ટને મુક્ત કરવા માટે આપણે એમપરસેન્ડ એએમપી ચિહ્નનો ઉપયોગ કરીશું
નોંધ લો કે બધી સી ફાઈલને ડોટ સી એક્સ્ટેંશન છે
હવે એન્ટર ડબાઓ
ટેક્સ્ટ એડિટર ખૂલેલ છે
પ્રોગ્રામ લખવા માટે શરૂઆત કરીએ ટાઇપ કરો ડબલ સ્લેશ સ્પેસ માય ફર્સ્ટ સી પ્રોગ્રામ
અહીં ડબલ સ્લેશ લીટીને કમેન્ટ કરવા માટે વપરાય છે
કમેન્ટ્સ પ્રોગ્રામનો ફ્લો સમજવા માટે વપરાય છે તે ડોકયુમેન્ટેશન માટે ઉપયોગી છે તે આપણને પ્રોગ્રામ વિશે માહિતી આપે છે ડબલ સ્લેશ સિંગલ લાઈન કમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે
હવે એન્ટર ડબાઓ
ટાઇપ કરો હેશ ઇન્ક્લુડ સ્પેસ ઑપનિંગ બ્રેકેટ ક્લોસિંગ બ્રેકેટ પ્રથમ કૌંસ પૂર્ણ કરવું અને પછી તે અંદર લખવાનું શરૂ કરવું એ હંમેશા સારી પ્રેક્ટીસ છે હવે કૌશ અંદર ટાઇપ કરો સ્ટડિયો ડોટ
હ stdioહ એ હેડર ફાઈલ છે
પ્રોગ્રામ આ હેડર ફાઈલ સમાવવું જ જોઈએ જયારે તે ઇનપુટઆઉટપુટ ફ્ન્ક્શનોનો ઉપયોગ કરે છે
હવે એન્ટર દબાવો
ટાઇપ કરો ઇન્ટ સ્પેસ મેઇન ઓપનીંગ બ્રેકેટ ક્લોસિંગ બ્રેકેટ
મેઇન એક ખાસ ફન્કશન છે
તે સૂચવે છે કે પ્રોગ્રામનું એકઝીક્યુશન આ લીટીથી શરૂ થાય છે
ઓપનીંગ બ્રેકેટ અને ક્લોસિંગ બ્રેકેટને પેરેનથીસીસ કહેવામાં આવે છે
મેઇન સાથે અનુસરતા પેરેનથીસીસ યુઝરને એ બતાવવા માટે છે કે મેઇન એક ફન્કશન છે
અહીં ઇન્ટ મેઇન ફંકશન કોઈ આરગ્યુંમેન્ટ નથી લેતું
તે ઇન્ટિજર ટાઇપની વેલ્યુ રીટર્ન કરે છે
દાતા ટાઇપ્સ વિષે આપને બીજા ટ્યુટોરીયલ માં શીખીશું
હવે મેઇન ફન્કશન વિષે વધુ જાણવા માટે ચાલો સ્લાઈડ ઉપર જઈએ
આગામી સ્લાઇડ પર જાઓ
દરેક પ્રોગ્રામ ને એક મેઇન ફન્કશન હોવું જોઈએ એક કરતાં વધુ મેઇન ફન્કશન ન હોવું જોઇએ નહિં તો કમ્પાઇલર પ્રોગ્રામની શરૂઆત સ્થિત ન કરી શકશે
ખાલી પેરેન્થેસીસ સૂચવે છે કે મેઇન ફન્કશનને કોઈ આરગ્યુંમેન્ટ નથી
આરગ્યુંમેન્ટનો કોન્સેપ્ટ આગામી ટ્યુટોરિયલ્સ માં વિગતવાર ચર્ચા કરવામાં આવશે
હવે આપણા પ્રોગ્રામ ઉપર પાછા આવીએ
એન્ટર દબાવો
ઓપન કર્લી બ્રેકેટ ટાઇપ કરો ઓપનીંગ કર્લી બ્રેકેટ મેઇન ફન્કશનની શરૂઆત ચિહ્નિત કરે છે
પછી ક્લોસિંગ કર્લી બ્રેકેટ ટાઇપ કરો ક્લોસિંગ કર્લી બ્રેકેટ મેઇન ફન્કશનનો અંત દર્શાવે છે
હવે બ્રેકેટ અંદર બે વખત એન્ટર ડબાઓ કર્સરને એક લીટી ઉપર ખસેડો
ઇન્ડેંટેશન કોડ વાંચવા માટે સરળ બનાવે છે તે એરર પણ ઝડપથી સ્થિત કરવા માટે મદદ કરે છે તો ચાલો અહીં ત્રણ સ્પેસ આપીએ
અને ટાઇપ કરો પ્રિન્ટફ ઓપનીંગ બ્રેકેટ ક્લોસિંગ બ્રેકેટ પ્રિન્ટફ ટર્મિનલ પર આઉટપુટ પ્રિન્ટ કરવા માટે પ્રમાણભૂત સી ફન્કશન છે અહીં બ્રેકેટ અંદર ડબલ અવતરણચિહ્નો ની અંદર પ્રિન્ટફ ફન્કશનમાં ડબલ અવતરણ ચિહ્ન અંદર આવેલ કંઈપણ ટર્મિનલ પર પ્રિન્ટ કરવામાં આવશે
ટાઇપ કરો તલ્ક ટીઓ એ ટીચર બેકસ્લેશ ન બેકસ્લેશ ન n નવી લીટી દર્શાવે છે
પરિણામ સ્વરૂપે પ્રિન્ટફ ફન્કશનના એક્ઝીક્યુશન પછી કર્સર નવી લીટી પર ખસે છે
દરેક સી સ્ટેટમેન્ટ અર્ધવિરામ સાથે અંત થવું જોઈએ
તેથી આ લીટીના અંતે તે ટાઇપ કરો
અર્ધવિરામ સ્ટેટમેન્ટ ટર્મીનેટર તરીકે કામ કરે છે
હવે એન્ટર ડબાઓ
અહીં ત્રણ સ્પેસ આપો અને ટાઇપ કરો રિટર્ન સ્પેસ 0 અને અર્ધવિરામ આ સ્ટેટમેન્ટ પૂર્ણાંક શૂન્ય આપે છે
આ ફન્કશન માટે પૂર્ણાંક રીટર્ન કરવું જ જોઈએ કારણ કે ફન્કશન ટાઇપ ઇન્ટ છે
રિટર્ન સ્ટેટમેન્ટ એક્ઝેક્યુટેબલ સ્ટેટમેન્ટના અંતને ચિહ્નિત કરે છે આપણે રીટર્ન વેલ્યુઓ ઉપર અન્ય ટ્યુટોરીયલ માં વધુ જાણીશું
હવે ફાઈલ સંગ્રહવા માટે સવે બટન પર ક્લિક કરો વારંવાર ફાઈલો સંગ્રહવી એ સારી આદત છે આ તમને અચાનક પાવર નિષ્ફળતાઓથી સુરક્ષા આપશે
એપ્લીકેશન ક્રેશ થાય તે કિસ્સામાં પણ તે ઉપયોગી રહેશે
ચાલો હવે પ્રોગ્રામને કમ્પાઈલ કરીએ ટર્મિનલ પર પાછા આવો
ટાઇપ કરો જીસીસી સ્પેસ talkસી સ્પેસ હાયફન o સ્પેસ માયઆઉટપુટ જીસીસી કમ્પાઈલર છે
talkસી તમારી ફાઈલનું નામ છે
o માયઆઉટપુટ કહે છે કે એકઝીકયુટેબલ ફાઈલ માયઆઉટપુટ માં જવું જોઈએ
હવે એન્ટર ડબાઓ
આપણે જોશું કે પ્રોગ્રામ કમ્પાઈલ થયો છે
એલએસ lrt દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે માયઆઉટપુટ અંતિમ ફાઈલ છે જે બની છે
પ્રોગ્રામ એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો ડોટ સ્લેશ myoutput
એન્ટર ડબાઓ
અહીં આઉટપુટ તલ્ક ટીઓ એ ટીચર
તરીકે દર્શાવવામાં આવે છે
મેં પહેલાં જણાવ્યું તે પ્રમાણે એકઝીકયુટ કરવા માટે રિટર્ન અંતિમ સ્ટેટમેન્ટ છે
તેથી રિટર્ન સ્ટેટમેન્ટ પછી કંઈ પણ એકઝીકયુટ થતું નથી
ચાલો તેનો પ્રયાસ કરીએ
પ્રોગ્રામ પર પાછા આવો
રિટર્ન સ્ટેટમેન્ટ પછી ચાલો એક વધુ પ્રિન્ટફ સ્ટેટમેન્ટ ઉમેરીએ ટાઇપ કરો printfવેલકમ ન હવે સવે ઉપર ક્લિક કરો
ચાલો કમ્પાઇલ અને એકઝીક્યુટ કરીએ ટર્મિનલ પર પાછા આવો
તમે યુપી એરો કીનો ઉપયોગ કરીને અગાઉ દાખલ કરેલા કમાન્ડો યાદ કરી શકો છો
જે મેં હમણાં કર્યું છે
આપણે જોશું કે બીજું સ્ટેટમેન્ટ વેલકમ એકઝીકયુટ થયું નથી
હવે આપણા પ્રોગ્રામ ઉપર પાછા આવો
ચાલો વેલકમ સ્ટેટમેન્ટ રિટર્ન સ્ટેટમેન્ટ ઉપર લખીએ
સવે ઉપર ક્લિક કરો
ચાલો કમ્પાઈલ અને એકઝીક્યુટ કરીએ
આપણે જોશું કે બીજું પ્રિન્ટફ સ્ટેટમેન્ટ વેલકમ પણ એકઝીક્યુટ થયું છે
હવે ચાલો સામાન્ય એરર જે આવી શકે છે તે જોઈએ
આપણા પ્રોગ્રામ પર પાછા આવો
ધારો કે અહીં આપણે stdioહ માં ડોટ મુકવાનું ચૂકી ગયા
સવે પર ક્લિક કરો
ચાલો કમ્પાઈલ અને એકઝીક્યુટ કરીએ
આપણે જોશું કે આપણી talkસી ફાઈલમાં લીટી નમ્બર 2 ઉપર ફેટલ એરર છે
કમ્પાઈલર સ્ટડિયોહ નામ સાથે કોઈ હેડર ફાઈલ શોધી શકતું નથી તેથી તે એક એરર આપે છે નો સુચ ફાઇલ ઓર ડાયરેક્ટરી
અને કમ્પાઇલેશન સમાપ્ત થાય છે
ચાલો એરર સુધારીએ પ્રોગ્રામ ઉપર પાછા આવો અને ડોટ ફરી ઉમેરો
સવે ઉપર ક્લિક કરો
ચાલો તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરો
હા તે કામ કરે છે
હું તમને બીજી સામાન્ય એરર બતાવીશ
પ્રોગ્રામ ઉપર પાછા જાઓ
હવે ધારો કે હું લીટીના અંતે અર્ધવિરામ ચૂકી જાઉં
સવે ઉપર ક્લિક કરો
તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરો
આપણી talkસી ફાઈલમાં લીટી નમ્બર 6 ઉપર એરર છે
એક્સપેક્ટેડ સેમિકોલોન બેફોર પ્રિન્ટફ
પ્રોગ્રામ ઉપર પાછા આવો
જેમ કે મેં પહેલા જણાવ્યું હતું અર્ધવિરામ સ્ટેટમેન્ટ ટર્મીનેટર તરીકે કામ કરે છે
તેથી તે લીટી 5 ના અંતે અને લીટી 6 ના શરુઆતમાં તે શોધશે
આ લીટી 6 છે
આ છેલ્લું સ્થળ છે જ્યાં તમે અર્ધવિરામ મૂકી શકો છો
કમ્પાઇલર લીટી 6 પર એરર મેસેજ આપશે તે યાદ રાખો
અહીં અર્ધવિરામ મૂકીએ તો શું થશે તેનો પ્રયાસ કરીએ
સવે ઉપર ક્લિક કરો
ચાલો તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરીએ
હા તે કામ કરે છે
હવે પ્રોગ્રામ ઉપર પાછા આવો
ચાલો લીટીના અંતમાં અહીં અર્ધવિરામ ટાઈપ કરીએ
કારણ કે લીટીના અંતે અર્ધવિરામ ટાઈપ કરવું પરંપરાગત અભ્યાસ છે
હવે સવે પર ક્લિક કરો
001049 001048 ચાલો તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરીએ
હા તે કામ કરે છે
ચાલો આપણી સ્લાઈડ ઉપર પાછા જઈએ
એસાઇન્મેન્ટ તરીકે વેલકમ ટીઓ થે વર્લ્ડ ઓએફ સી પ્રિન્ટ કરવા માટેનો પ્રોગ્રામ ટાઇપ કરો
પ્રિન્ટફ સ્ટેટમેન્ટ માં n નો સમાવેશ ન કરવાથી શું થાય છે તે જુઓ
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ
httpspokentutorialorgWhat is a Spoken Tutorial તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
જોડાવા બદ્દલ આભાર